આમ જોઈએ તો sound તે પિક્ચર નું દિલ છે. sound ના લીધે તે વધારે, picture ની story તે બધુ complete હતું પણ sound effect મને વધારે ગમેલું. તેથી તે picture વધારે ચાલ્યું.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

pim purse વાર્ત નું title જોઈને ખબર પડી ગઈ હશે કે આ એક Purse ની વાર્તા છે એટલે કે એક આલ્યા નામની છોકરી ના પલ્સની વાર્તા જે કઈ જોવા જેવું તેવું Purse નથી તે Purse જાદુઈ એટલેકે એક અલગ પ્રકારનું Purse છે. તો આ Purse આલ્યા ને કેવી રીતે મળે છે અને એમાં અને એના life શું શું થાય છે. તેની આ Story માં વાત કરી છે. તો ચાલો મિત્રો આ story માં આગળ વધીયે તો વાર્તા છે એક નાના ગામ ની જે ગામ માં એક Middle class family રહેતું હતું. અને એ family માં એક આલ્યા નામની છોકરી રહેતી હતી.

એના એ અને તેના પપ્પા સાથે જવા માટે જલ્દી જલ્દી ત્યાર થઈ ગઈ એના પપ્પા એને ત્યાર કરીને ગાડીમાં બેસાડીને School નીકળીયા એના પપ્પાનું નામ વિજયભાઈ છે. અને આલ્યાની મમી નું નામ રીટા બેન છે. બંને જણા આલ્યાને ખુબ પ્રેમ કરતા વીજયભાઈ આલ્યાને School જવા નીકળી પડ્યા અને રસ્તામાં આલ્યાએ બુમ્બ પડી અને બોલી પપ્પા ગાડી રોકો મારે કામ છે. પપ્પા કેમ ચીકુ શું થયું એના પપ્પા આલ્યાને પ્રેમ થી ચીકુ બોલાવતા આલ્યા કઇનઈ પપ્પા તમને ખબર નથી હું હવે fifth આવી પાંચમા ધોરણ માં આવી આવી ને મને હવે Pencil થી નય પેનથી લખવાનું હશે તો મારે એના માટે પેન પેન તો લેવી પડેને પપ્પા ઓહ હા હા હવે મારી ચીકુ મોટી થાય ગઈ એટલે Pencil નહિ પેનથી લખશે.

દુકાન વાળા ભાઈએ પ્રે પેન બતાવી પેન વિસ થી પચીસ Design ની પેનો હતી વિજયભાઈ બોલ ચીકુ કઈ પેન જોઈએ આલ્યા પપ્પા સરમાયને પપ્પા ચીકુ નય આલ્યા વિજયભાઈ હા હા આલ્યા બોલને બેટા મારી ચીકુ આલ્યા ગુસ્સાથી ફષીને પાપ્પા પેલી દુકાનદાર

તરેતો blue પેન જોઈએ આલ્યાના પપ્પા મારે આજ પેન જોઈએ છે. અને હા એના સિવાય હું blue પેન લવ છુંને પણ પપ્પા વિજયભાઈ okay બેટા

તું છૂટે એટલે હું પણ લેવા માટે હું હુંપણ હું તને લેવા માટે આવીશ તું અહીંયાજ અવિજયને ઉભી રહેજે હા પપ્પા હું અહીં જ આવીને ઉભી રહી જયશ પણ તમે મોડું ના કરતા કારણકે હુંછુટી જવું છું.

ઓહ મારી ચીકુ તું ટેંશન નાલયશ તું ખાલી ભણવામાં ધ્યાન રાખ નોકરીતો મને મારે બીજે શોધી લવ છુબીજે મળી જશે પણ અત્યારે તું High School જા નહિ તો તારે લેટ થઇ જશે જશે નહિ તો લેટ થઇ જશે હા પપ્પા તમે વેળા લેવા આવવાનું ભ્રૂલતા નહી. ok બેટા આલ્યા School માં જતી રહી અને એના પપ્પા ધરે ચાલ્યા ગયા જયારે એના પપ્પા ધરે જતા હતા ત્યારે વિચરતા હતા મારી નોકરી તો જતી રહી પરંતુ મારે હેવે બીજી નોકરી ની વ્યવસ્થા કરવી પડશે કારણકે મારુ ધાર જે છે એ મારા ઉપર જ ચાલે છે. અને આ આલ્યા ને ભણાવવાનો ખર્ચ અને ઘરમાં બધીજ વ્યવસ્થા કરવાનો ખર્ચ વધારે છે એટલે જલ્દી જ કંઈક કરવુ પડશે આલ્યના પપ્પા ઘરે ગયા અને બધી વાત કરી મારે નોકરી છુંટી ગઈ છે. અને હવે મારે નોકરી ની શોધ કરવી પડસે કારણ કે ઘરના ખર્ચને પહોંચી નય વળાય એટલે કૈક તો કરવું પડશે એમના પત્ની બોલ્યા કે એવું હોય કે હું કંઈક કોઈક જગ્યા ઉપર નોકરી શોધી લવ તો વિજયભાઈએ તદ્દન નાપાડી દીધી કે હું ખાલી આલ્યાનું ભણવાનું ધ્યાન રાખ બાકીમારુ મારૂ ઉપર છોડી બાકી બધું મારા ઉપર છોડીદે બાકી હુ જોય લઈશ એમને એમ આલિયાને છૂટ વાનો સમય થઇ ગયો અને વિજયભાઈ પાછા આલિયાને લેવા School પોચી ગયા પરંતુ રસ્તામાં એમને એમના friend મળીગયા તો એમના સાથે વાતો કરવામાં વાતો કરવા લાગ્યા પરંતુ થોડી વાર રયને એમને યાદ આવ્યું કે આલ્યા તો છૂટી ગયા હશે અને મારે તો એને લેવાજવાનું છે એટલે આલ્યા ને મોડું થઇ ગયું છે એટલે મારે જલ્દી જવું પડશે કેમકે રોજ ના જેમ આજેપણ હું આલ્યા ને હું વેલા લેવા ન જય શક્યો એટલે ફટા ફટ જવું પડશે એટલે વિજયભાઈ લેવા તેની School પહોંચી ગયા તો ત્યાં આલ્યા ગેટની બહાર એકલી બેઠી હતી અને School ના બધાજ વિદ્યાર્થીઓ છૂટી ગયા હતા અને જેવા વિજયભાઈ ત્યાં ગયા તો આલ્યા ઉભી થાયને જોડે જોડે આવવાની બોલવા લાગી કાયા ગયાતા પપ્પા હું ક્યારે ની રાહ જોતી હતી તો પપ્પાએ કીધું કે હુ બધું છોડ એ બધું છોડ બેટા આજે તારો School નો પહેલો દિવસ કેવો રહીયો એ વાત કર પપ્પા તમે વાતને change ના કરસો તમે પહેલા એ બોલ્યા કે તમે ક્યાં હતા તમે પહેલા બોલો કે તમે ક્યાં હતા ક્યારની રાહ જોતી હતી. અરે બેટા એક friend મળી ગયો હતો. તો એની સાથે થોડું બેસી ને આવ્યો તો પપ્પા તમને મારા કરતા તમને friend વધારે વહાલા છે. હું તમારા સાથે હવે વાત નહિ કરું ગાડીમાં બેઠા બેઠા બંને જણા એકબીજા ને વાતો હતા આલ્યા પણ તેના પપ્પા ને બોલતી ન હતી તો પપ્પાને દીમે દયને અલ્યા ને કીધું બેટા મારેતો ice cream ખાવા ની ઈચ્છા થઈ છે. તારે ખાવી છે. તો પણ આલ્યા બોલી નહિ પછી વિજયભાઈ બોલ્યા મનેતો ખાવાની ઈચ્છા થઇ છે પણ એકલા એકલા નહિ મજાવે ચાલો ઘરે જઈને કૈક ખાય લઈશ એવામાં આલ્યા બોલી ના પપ્પા ચલો આપડે બને ખાઈએ પછી બંને જણાયે બેસીને ice cream ખાધી પછી આલ્યા બોલી

અને આવખતે તારો birthday કંઈક અલગ રીતે ઉજવીશું વિજયભાઈએ બોલતા તો બોલીદીધું પરંતુ ખાલી એમણેજ ખબર હતી કે નોકરી છૂટી ગયા પછી એક આવા પોગ્રામ આયોજન કરવું કેટલું કઠણ કામ છે. પણ તેઓ આલ્યા ને ખુશ રાખવા માટે વિજયભાઈ બોલી ઉઠીયા

બે દિવસ પછી આલ્યા ની birthday આવે છે તો હવે તેના program માં સુ કરવું જોઈએ તો તેમના wife ફે કીધું કે આવખતે કઈ કઈ વાંધો નહિ એના Program Cancel રાખો એના birthday નહિ ઉજવીયે પણ કોઈ નાનો hotel માં પણ જો તમે ત્રણસો બાવીસ એક છ અને અહીંયા છવ્વીસ લેશો પચ્ચીસ સાહીઠ સાહીઠ જીરો ચાર તો તમારો આન્સર આવશે બસ્સો ને છ ક્લીયર તો બસ્સો છ એટલે કે પુખ્ત વ્યક્તિ ના શરીર માં બસ્સો છ હોય અને નાના વ્યક્તિના શરીરમાં કેટલા હોય બસ્સો ને તેર હોય ડન ચલો તો હાડકાં નો ભાગ છે એ હવે પૂરો થયો હવે વાત કરીએ આગળ મહત્વનાં પ્રશ્નો મેં તમને કીધું હતું ને કે છેલ્લે હું થોડાંં એવાં મહત્વનાં પ્રશ્નો કહીશ જે એક્ઝામની અંદર વારેઘડીએ પૂછાતા હોય ચલો સૌથી પહેલો જ ક્વેચ્શન તમને આવો પૂછાય કે શરીરનું સૌથી મોટું હાડકું કયું તો આન્સર આવશે ફીમર શું આવશે ફીમર જેને કહેવામાં આવે છે ઉર્વસ્થિ ઉર્વષ્ટિ નથી હો ઉર્વષ્ટિ નથી એ અલગ ઉર્વષ્ટિ ક્યારે કહેવામાં આવે તો છાતીનું જે પાંજરું છે એમાં જે અહીંયા વચ્ચે જે હાડકું રહેલું છે એને ઉર્વષ્ટિ કહેવામાં આવે આ છે ઉર્વસ્થિ આ છે ઉર્વસ્થિ જેને સાથળનું હાડકું પણ કહેવામાં આવે છે

તો આપડાં શરીરનું આ સૌથી મોટું હાડકું છે આપડાં શરીરનું સૌથી મોટું હાડકું કયું છે આ રહ્યું જે અહીંંયા તમને જાંઘના ભાગ ઉપર દેખાશે તમારો જે પગ છે આ પગનો જે સ્ટાર્ટીંગ નો ભાગ છે ત્યાં તમને જોવા મળશે તો એને ફીમર ઉર્વસ્થિ અથવા તો શું કહેવામાં આવે છે તો સાથળનું હાડકું કહેવામાં આવે છે શરીરનું સૌથી નાનું હાડકું મેં તમને કાનમાં બતાવ્યું હતું જેને કહેવામાં આવે છે સ્ટેપસ તો સ્ટેપસ કો જેને પેગડું કહેવામાં આવે છે અને ક્યાં આવેલું છે કાનની અંદર આવેલું છે

તો આપણે યાદ રાખીશું ચહેરાનું સૌથી મોટું હાડકું અધોહનુ છે અને ચહેરાનું સૌથી નાનું હાડકું જેને લેક્રીમલ કહેવામાં આવે છે આગળ વાત કરીએ હાડકાંઓનાં જોડાણને શું કહેવામાં આવે લિગામેન્ટ કહેવામાં આવે આ શબ્દ તો તમે વારેઘડીએ સાંભળતા હશો કે જ્યારે પણ દુખાય છે એટલે સાંધામાં દુખાવો થાય છે તો આપણે કહીએ છીએ કે મને લિગામેન્ટસમાં દુખાવો થાય છે એટલે જ્યાં બે હાડકાંઓનું જોઇન્ટેશન થતું હોય તો એને શું કહેવામાં આવે લિગામેન્ટ કહેવામાં આવે પરંતુ હાડકાંનુ જોડાણ જો માંસપેશી સાથે થાય તો એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ટેન્ડન ફરીથી રીપીટ કરું છું જો બે હાડકાંઓનું જોડાણ થાય બે હાડકાંઓનું જોડાણ થાય તો એને આપણે લિગામેન્ટ્સ કહીશું

પગમાં બે ટાઇપના હોય એક તો આ રીતના મેઇન હાડકું હોય એના સિવાય આ રીતના એક બીજું હાડકું આ રીતના જોડાયેલું હશે તો આ જે હાડકું છે એને કહેવામાં આવે છે ટીબીયા શું કહેવામાં આવે ટીબીયા કહેવામાં આવે છે આ યાદ રાખીશું હવે આ ટીબીયા છે આ શું છે ટીબીયા છે ઓકે લાલ કલરથી હું તમને બતાઉં તો તમે સારી રીતના સમજી શક્શો જુઓ આ કયું છે આ છે ટીબીયા ઓકે અને આના સિવાય એક અહીંયા એક બીજું હાડકું પણ હોય છે જેને કહેવામાં આવે ફીબ્યુલા ઓકે તો આ ટીબીયા છે આ સૌથી ચમકતું હાડકું છે આ સૌથી ચમકતું હાડકું છે આપડાં શરીરનું પછી ટીબીયા અને ફીબ્યુલા નામના હાડકાં ક્યાં આવેલા હોય છે તો પગમાં આવેલા હોય છે મેં બતાવ્યા ને આ છે તમારું ટીબીયા અને આ છે તમારૂં ફીબ્યુલા તો ફીબ્યુલા અને ટીબીયા નામના હાડકાં ક્યાં આવેલા હોય છે તો પગની અંદર આવેલા હોય છે ઘૂંટણમાં આવેલા ત્રિકોણ આકાર નાના હાડકાં જે ઘૂંટણને વાળવામાં મદદ કરેેેેે છે તેને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે પટેલા યાદ રાખજો પટેલ નથી પ ટે લા છે ક્યાં છે બતાવું તમને જો આ રહ્યા ઓકે અહીંયા જે ભાગ હોય છે આને કહેવામાં આવે છે પટેલા પ ટે લા કહેવામાં આવે છે. એટલે સમજી લ્યો કે ઘૂંંટણ ના સાંધા પર આવેલી જે વાડકી હોય છે આ જે ઘૂંટણ છે એના સાંધા ઉપર આવેલી જે વાડકી હોય છે એને પટેલા કહેવામાં આવે છે અને એ આ રીતના હોય છે ઓકે આ રીતના ત્રિકોણ આકાર તમને જોવા મળશે તો ઘૂંંટણમાં આવેલા ત્રિકોણ આકાર નાના હાડકાં જે ઘૂંટણને વાળવામાં મદદ કરે છે એને પટેલા કહેવામાં આવે એનું બીજું નામ છે ક્ની કેપ ક્ની કેપ ઓકે કે સાઇલેન્ટ હોય છે ક્ની નો મતલબ થાય ઘૂંટણ તો ક્ની કેપ કહેવામાં આવે છે અથવા તો થીસ્મેડ હાડકું કહેવામાં આવે છે શું કહેવામાંં આવે છે થીસ્મેડ હાડકું તો ત્રણ નામ છે યાદ રાખીશું કે જે ઘૂંટણને વાળવા માટે મદદ કરતું જે ત્રિકોણાકાર હાડકું છે એને પટેલા કહેવાય ઇંગ્લીશમાં કહેવાય ક્ની કેપ અને એક બીજું નામ છે થીસ્મેડ હાડકું

ચલો હવે આગળ વાત કરીએ હવે વાત કરીએ સાંધાની સાંધો એટલે બીજું કંઇ જ નહીંં બે હાડકાંઓ છે જોઇન્ટ થતાં હોય ત્યારે શું કહેવામાં આવે સાંધો કહેવામાં આવે ચલો સાંધાની વાત કરીએ તો એના મેઇન બે પ્રકાર છે ચલ સાંધા અને અચલ સાંધા એના સિવાય એક ત્રીજો પણ છે એ પણ આપડે વાત કરીશું તો ત્રણ ટાઇપના આમ તો સાંધા હોય છે સૌથી પહેલાં વાત કરીએ ચલ સાંધા અને અચલ સાંધા માં શુ ફરક હોય છે

અહીંયા ચલ સાંધો હશે ઓકે મારી જે કોણી છે ત્યાં ચલ સાંધો હશે કેમ કારણકે ત્યાંથી મારો હાથ મારું અંગ છે એ વળી શકે છે મારાં અહીયા જે કડું છે આ કડુંના ભાગ માં પણ કેવો સાંધો હશે ચલ સાંધો હશે કારણકે મારો હાથ વળી શકે છે મારાં આંગળીઓની અંદર પણ કેવા સાંધા હશે તો ચલ સાંધા હશે કેમ કારણકે મારી આંગળીઓ વળી શકે છે તો જે જગ્યાએ મારું અંગ વળી શકે અને એવા જે સાંધા હોય છે તો એને શું કહેવામાં આવે ચલ સાંધા કહેવામાં આવે અચલ સાંધા એટલે શું કે જે હાડકાઓમાં જે હાડકાંઓ વળી ન શકે તેવાં સાંધાથી જોડાયેલા હોય તેને અચલ સાંધા કહેવાય કહેવામાં આવે જેમ કે મગજ છે ચહેરો છે મેં આગળ વાત કરી ક ભાઇ ચહેરા અને મગજ એટલે કે આ ઉપરની જે મસ્તિષ્ક છે અને જે ચહેરો છે એ બંનેના ભેગાં થઇને ટોટલ બાવીસ હાડકાંઓ છે કેટલા ટોટલ બાવીસ પણ મને કોઇ કેશે કે એ બાવીસ હાડકાંઓ વળે છે કે નહીં

પછી છાતીનું પાંજરું છે ઓકે આ છાતીનું પિંજર છે પાંજરું છે તો અહીંયા પણ હલી શકે ના અહીંયા જે પચ્ચીસ હાડકાં આવેલા છે બાજુ અને વચ્ચે ઉરોસ્થિ તો એ હલી શકે છે ના મારે જેમ વાળવા હોય એમ વળે નથી વળવાના જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં રહેવાના છે તો એને શું કહેવામાં આવે અચલ સાંધા કહેવામાં આવે એના સિવાય એક બીજો સાંધાનો પકાર પ્રકાર છે જેને કહેવામાં આવે છે સાયલોવિયન શું કહેવામાં આવે છે સાયલોવિયન સાંધો સાયલોવિયન સાંધો એટલે શું કે મોટા અને સતત કાર્યરત સાંધા જેની અંદર સાયલોવિયન ફ્લુડ ફ્લુડ નો મતલબ થાય એક તરલ પદાર્થ શું થાય તરલ તો સાયલોવિયન નામનો તરલ પદાર્થ આવેલો હોય તો એ હાડકાંંના ઘસારા એ શેના માટે હોય છે તો હાડકાં ના ઘસારા સામે રક્ષણ આપે છે

તો ઘૂંટણ ની અંદર પણ આ તમને સાયલોવિયન ફ્લૂડ જોવા મળશે ઘૂંટણ ના ભાગની અંદર ઘૂંટણ છે એ ઘૂંટણના બંને ભાગમાં આ રીતના ઘૂંટણ સમજી લો અહીંયા છે તો અહીંયા બંને ભાગમાં આ ટાઇપનું ફ્લૂડ જોવા મળશે સાયલોવિયન સાંધો કહેવામાં આવે છે કારણકે આપડો પગ છે એ વારેઘડીએ વળતો હોય એ રીતના હાથમાં પણ જોવા મલે તો એવા સાંધા જ્યાં સાયલોવિયન ફ્લૂડ આવેલું હોય છે કે જે તરલ પદાર્થ આવેલું હોય છે અને એનું કામ શું કે જે હાડકાંઓનો ઘસારો થાય છે એ ઘસારો સામે રક્ષણ આપવું તો એવા સાંધાઓને શું કહેવામાં આવે છે

શું માંસપેશી જેને આપડે સ્નાયુઓ કહીએ છીએ તો પેશીનો એવો સમૂહ જે સંકોચન અને શિથિલ થઇ શકે જે અંગનું હલનચલન કરી શકે અને તેની સ્થિતિ જાળવી શકે તો એને સ્નાયુ કહેવામાં આવે છે સ્નાયુ નું કાર્ય હલન ચલન કરવામાં મદદ કરવું સ્નાયુ નું કાર્ય હલન ચલન કરવામાં મદદ કરવું એક્ઝામ્પલ તરીકે વાત કરીએ મારો હાથ છે મારો હાથ છે મારા હાથની અંદર ઘણાં બધાં સ્નાયુઓ હશે હોય જ ને સ્નાયુઓ હશે હવે જ્યારે હું હાથ વાળું છું તો આ મારા આ ભાગની અંદર જે સ્નાયુઓ હશે એનું શું થશે સંકોચન થશે કે નહિ સમજી લો કે મેં મારો હાથ આ રીતના વાળ્યો તો અહીંયા જે સ્નાયુઓ હશે એનું શું થશે સંકોચન થશે

તો અહીંયા આ રીતના સમજી લો કે અંગ ઉંચું આવી જાય એ સ્નાયુ ઉંચો આવી જાય દબાણના કારણે તો એવું તો નથી થતું મારા શરીરમાં થાચ છે એવું નથી થતું ક્લીઅર કારણકે એ સ્નાયુ આ રીતના સંકોચાઇ જાય છે અને મને આ રીતના હાથ મારો વળવા દે છે તો એને શું કહેવામાં આવે

મારો હાથ છે એ હું જાતે હલાવું તો એ સ્નાયુ છે એ સંકોચાશે પોતાની જાતે સંકોચાશે ના મારે હાથ છે એ મારી રીતના મારી ઇચ્છા પ્રમાણે આ રીતના વાળવો હશે ત્યારે વળશે મારો ગળું છે એ મારી ઇચ્છા પ્રમાણે મારે વાળવો હશે ત્યારે વળશે

હ્રદય છે એ ધક ધક કરે છે એ ધક ધક કરે છે ત્યારે જ્યારે એ સંકોચાતો હશે જ્યારે હ્રદયનો એક ધબકારો થાય ત્યારે ઉપરના બે ભાગ સંકોચાય પછી એ પાછો હતો એ સ્થિતિમાં આવી જાય પછી નીચેના બે ભાગ સંકોચાય પછી હતા એ સ્થિતિમાં આવી જાય તો એ પણ શું છે ઓકે આપણા શરીરમાં જે પણ અંગો છે એ સ્નાયુઓના બનેલા છે તો હ્રદયનો જે ભાગ છે જ્યારે એ ધક ધક કરે છે ત્યારે એના સ્નાયુઓ છે એ જાતે સંકોચાય છે અને જાતે આ રીતના ખુલી જાય છે યસ કે નો એમાં આપણું કંઇ ચાલે છે મારે મતલબ એવું હોય કે મારે સંકોચવા હોય ત્યારે જ સંકોચાય હ્રદયનો પાર્ટ તો એવું તો ક્યારેય બનવાનું નથી તો આપડા શરીરમાં અમુક એવા સ્નાયુઓ છે જે પોતાની રીતના અમુક સમયે સંકોચાય છે અને અમુક સમયે હતા એ સ્થિતિમાં આવી જાય છે તો એને કહેવામાં સ્વયંવર્તી સ્નાયુઓ ખ્યાલ આવી ગયો તો સ્નાયુઓ છે એની અંદર પણ આટલી જ વસ્તુ છે આનાથી કોઇ વધારે વસ્તુ છે નહિ ઓકે

ક્યારે થાય વિટામિન ડી ની ખામી સર્જાય ત્યારે ઓકે વિટામિન ડી આપણને ક્યાંથી મળે સૂર્યપ્રકાશ માંથી મળે આપડાં શરીરમાં સૂર્યપ્રકાશના કારણે આપડાં શરીરમાં વિટામિન ડી છે એ ક્રીએટ થાય છે અને એ ક્રીએટ ક્યાં થાય આપડાં ચામડી પર થાય અને એ આપડાં શરીરના હાડકાં માટે બહુ જરુરી છે તો યાદ રાખજો વિટામિન ડી જે આપડાં હાડકાંને મજબૂત કરે છે તો હાડકાંની વૃધ્ધિ માટે વિટામિન ડી જરૂરી છે જો શરીરમાં વિટામિન ડી ની ઉણપ થાય તો સુકતાન જેને કહેવામાં આવે છે રીકેટ શું કહેવામાં આવે છે રીકેટ પણ કહેવામાં આવે છે અથવા એનું એક બીજું પણ નામ છે ઓસ્ટ્રિયો મલેશિયા શું છે ઓસ્ટ્રિયો મલેશિયા તો ઓસ્ટ્રિયો મલેશિયા અથવા તો સૂકતાન અથવા તો રીકેટ તો રીકેટ કો સૂકતાન કો ઓસ્ટ્રિયો મલેશિયા કો આ બધી વસ્તુઓ એક જ છે શેનાથી થાય વિટામિન ડી ની ઉણપથી થાય અહીંયા તમે જોઇ શકો છો કે વિટામિન ડી ની ઉણપ થાય

એને શું કહેવામાં આવે સૂકતાન કહેવામાં આવે ઓકે એના ઇંગ્લીશ નામ છે એ પણ તમારે યાદ રાખવાનું છે ઓસ્ટ્રિયો મલેશિયા આ ડૉક્ટરનો શબ્દ છે ઓકે ઓસ્ટ્રિયો મલેશિયા જેને સૂકતાન નો આ પણ યાદ રાખજો રીકેટ્સ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રીકેટ ચલો

હવે કોઇ વ્યક્તિ ને આર્થરાઇટસ થયો અને એનો ઘૂંટણ બદલવાની સ્થિતિ આવી ગઇ તો એના ઘૂંટણ બદલવાની પધ્ધતિને કહેવામાં આવે છે ઓર્થોપ્લાસ્ટી શું કહેવામાં આવે છે ઓર્થોપ્લાસ્ટી કહેવામાં આવે છે તો ઓર્થોપ્લાસ્ટીમાં જે ઘૂંટણ છે એને બદલવામાં આવે છે તો આ જે સર્જરી કો કે અથવા તો પધ્ધતિ કો તો એને કહેવામાં આવે છે ઓર્થોપ્લાસ્ટી ક્લીઅર ચલો આગળ વાત કરીએ ત્રીજા નંબરે આવે છે એ છે ગાઉટ જેને આપણે બીજા સંધિવાના નામે પણ ઓળખવામાં આવે છે અને નોર્મલી આ જે રોગ છે અથવા તો ઇજા છે ડીસીજ છે એ પગના જે અંગુઠો છે એ અંગુઠાના ભાગ ઉપર કરતું હોય છે તો આ રોગને રાજાની બિમારી અથવા તો અમીર લોકોની બિમારી કહેવામાં આવે છે આ જે ગાઉટ અથવા તો સંધિવા નામનો જે રોગ છે તો આ જે બિમારી છે જેને રાજાની બિમારી કહેવામાં આવે છે અથવા તો અમીર લોકોની બિમારી કહેવામાં આવે છે આની અંદર શું થાય છે કે યુરિક એસિડ ના જે સ્ફટિકો છે એ જમા થવાના કારણે સાંધાની અંદર સોજો આવી જાય છે તો આ જે પગનો ભાગ છે આ પગનો તમે અંગૂઠો જૂઓ તો આ અંગૂઠા ની અંદર સાંધો છે એ અંગૂઠામાં જે સાંધો રહેલો છે આ જગ્યાએથી જ અ જમા થઇ જાય છે તો યુરિક એસિડના સ્ફટિકો જમા થઇ જાય છે અને એના કારણે આ આખું લાલ થઇ જાય છે સૂજી જાય છે જેને શું કહેવામાં આવે છે ગાઉટ અથવા તો સંધિવા કહેવામાં આવે છે અને આ વસ્તુ જો પ્લગ પગમાં થાય એટલે કે પગના અંગૂઠામાં થાય નોર્મલી અંગૂઠામાં જ થતી હોય છે પરંતુ જો બીજા ભાગમાં થાય તો અઆને સંધિવા અથવા ગાઉટ કહીશું પરંતુ જો અંગૂઠામાં થાય છે તો એને એક અલગ નામ આપવામાં આવ્યું છે એ છે પો ડે ગ્રા શું છે પો ડેગ્રા તો પગના અંગૂઠા સંબંધિત ગાઉટને શું કહેવામાં આવે છે તો પોડેગ્રા કહેવામાં આવે છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું એના પછી નેક્સ્ટ વાત કરીએ આગળ ઓસ્ટ્રીઓ પોરોસિસ ચોથા નંબરનો જે રોગ છે એ છે ઓસ્ટ્રીઓ પો રોસિસ

ઉત્પાદન. દિવેલા દેશોનો તેલિબિયાંનો અગત્યનો નિકાસરચી પાક છે. દિવેલાનાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે પાચ point પંચાસી લાખ hector માં દિવેલાનું વાવેતર થાય છે. જેમાંથી તેર point તેત્રીસ લાખ ton વાર્ષિક ઉત્પાદન મળે છે. રાજ્યનું hector દીઠ સરેરાશ ઉત્પાદન બાવિસ સો નેવ્યાશી kilogram

તેમજ દુનિયામાં મોખરે છે. સંકર જાતોની ઊંચી ઉત્પાદન ક્ષમતાને કારણે રાજ્યમાં દિવેલાનું વાવેતર વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેને કારણે સંકર જાતોના ગુણવત્તાં યુક્ત બીજની વધુ પડતી માંગણી તથા અને તેના ઊંચા બજાર ભાવને કારણે બીજ ઉત્પાદકો દિવેલાની વિવિધ સંકર જાતોનાં બીજ ઉત્પાદન કાયૅક્રમ મોટા પાયે લેતા થયા છે. આ ખેતીમાં સફળ થવા તાંત્રિક જાણકારી તથા વાતાવરણીય પરીબળોની જાણકારી ખેડુતો, બીજ ઉત્પાદકો માટે જરુુરી છે. આથી બીજ ઉત્પાદન કાયૅક્રમ સફળ થાય તે માટે વૈજ્ઞાનીક